પાર્ક કરેલી આપણે અહીં જોઈ શકીએ છે અલગ અલગ પ્રકારની કારો આપણને જોવા મળી રહી છે એ પાર્કિંગની અંદર ઊંચા થાંભલાઓ પર લાઈટ --

એમાં આપણને એક સ્ત્રી જોવા મળી રહી છે જે દૂરભાષ યંત્ર પર વાત કરી રહી છે.

એની આગળ જ એક પુરુષ જોવા મળી રહ્યો છે તે પોતાના બે પૈંડાવાળા વાહન ઉપર ઉભો છે.

ભીતે એ લોકોની સર્વિસ આપણને આપે છે એ જોવા મળી રહ્યું છે ઘણા પ્રકારના નામો પણ અહીં ઉપર બોર્ડ ઉપર લખેલા છે જે જોવા મળી રહ્યું છે.

અહીં આપણને ખૂબ જ મોતૂ અને સુંદર ઘર બની રહ્યું છે એ આપણને જોવા મળી રહ્યું છે ખૂબ જ સંદર મજાના અહીં સળિયાઓ બિછાવ્યા --

પોપતો આપણને જોવા મળી રહ્યા છે સફેદ કલર ના પીળા કલર ના અને એ પોપતો ઉપરના પોપતો જે છે એ એક લાકડી ઉપર બેઠા છે અને નીચેના પોપતો પણ લાકડી ઉપર બેઠા છે અને ઘણા ભાગના પોપતો નીચે ખાઈ રહ્યા છે.

એ સામાનમાં ડાબી બાજુએ ફ્રીજ અને બધું વસ્તુઓ મૂકેલી છે.